તારીખ આઠ મે ને સોમાવર થી તારીખ દસ મે ને બુધવારે સુધી સવાર ના સાડા છ વાગ્યા થી બપોર ના સાડા બાર વાગ્યા સુધી વીજ કાપ જાહેર કરવામાં આવ્યું છે આથી શહેરી જનોને ગરમી માં શેકાવું પડશે તારીખ આઠ મે સોમવાર થી city subtraction ના વિજયયારત નગર fiddler હેઠણ ના વિસ્તારો અહી રોપાશે વીજયારત નગર circle તથા આજુબાજુ ના વિસ્તાર doctor મહેશ દવે નું દવાખાનું તથા આજુબાજુ નો વિસ્તાર ગોપાલ લાલજી ની હવેલી જ્વેલરી circleRTO તરફ જતા road ની જમણી બાજુનો વિસ્તાર new advent hospital કાવડ કૃપા વિશ્વ residency નીરુ complex વિધિ

તારીખ નવ મે ને મંગળવારે નારી રોડ subtraction ના માલધાર fiddler હેઠણ ના રેલ્વે hospital પવન medical માલધારી society ભાવનગર નાગરિક સહકારી bank આશાપુર ફર્નીચર સાહ્યાનાથ restaurant ઉજીનીવર આશા આશિષરત્ન બોર તળાવ રોડ સમપર્ણ complex બોર તળાવ USAGMB ક્વાટર તથા મારુતિ daimond વિસ્તાર માં સવાર ના સાડા છ થી બાપોર ના સાડા બાર સુધી વીજ વીજ પુરવઠો મળશે નહી તારીખ દશ મે ને બુધવારે બંદર રો subtraction ના ઉલ્લા fiddler હેઠળ ના ખેડૂત વાસ રાજપુત society દાઢી ની હવેલી મળશે નહી રૂહા પરીરોડ થી પ્રભુ તળાવ રોડ ની જમણી બાજુનો વિસ્તાર અપના clinic પ્રભુ દસ સર્વતિ શિશુ વિહાર circle ના તમામ વિસ્તારો માં શીશુ વિહા circle સુધી નો વિસ્તાર શિવ શક્તિ હોલ ઇચ્રેસન વાળા circle ની જમણી બાજુનો વિસ્તાર તમામ વિસ્તાર અને એક સો દસ ના સાડા છ થી બોપોર ના સાડા બાર સુધી વીજ પુરવઠો મળશે નહી આ તમને શુ લાગે કે આટલી ગરમી માં વીજ પુરવઠો ન મળવાથી લોકો ને કેવું કેવું નુકશાન થઇ શકે છે આ માત્ર વીજ પુરવઠ આટલી ગતમી માં વીજ પુરવઠો મળવાન ન મળવાના લીધે

કોઈ પણ દૈનિક કામ મા લાગી શકતા નથી બધા લોકો ને તકલીફ પડે છે અને બધા આવી complain પણ કરે છે પણ કોઈ સરકાર ધ્યાન દેતું નથી આ વસ્તુ પર અને તેના લીધે બધા જ લોકો ને નુકશાન પણ થાય છે ઘણા લોકો ને અમ office હોય છે ઘણા લોકો ના હોય ત્યાં દુકાન પર જવાનું હોય છે પણ આ બધી દૈનીક ક્રિયાના લીધે બધે મોડુ થાય અને કોઈ કામ પર પોંચી સકતો નથી સાચી વાત છે હવે જોઈએ science ના ત્રણ વિષય મા નાપાસ છાત્ર ચોસઠ ટકા વધ્યા ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ board દ્વારા બે મે ના રોજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવમાં આવ્યું હતું

શિક્ષણ ની ગુણવત્તા લથડી ગઈ હોય તેમ ત્રણ વિષય મા નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યામાં છ હજાર નવસો એકાણું નો આસમાની વધારો થયો છે આજ થી જ આ ત્રણ વર્ષ માં નાપાસ વિદ્યાર્થીઓ ને પણ પુરા કરવામાં પરીક્ષા આપવાની માંગ વાલીઓ એ કરી હતી પણ બોર્ડ ના શબ્દો તેમ જ શિક્ષણ સંઘો પણ કરી રહ્યા છે સાચી વાત છે આજ વર્ષે ત્રણ વ વિષયમા નાપાસ વિદ્યાર્થીઓ ને પણ પુરક પરીક્ષા ની આપવાની માંગ

જો ત્રણ વિષયમા નાપાસ થયા હો તેવા વિદ્યાર્થીઓ ને ફરી એક તક આપવામાં માં આવે છે તેમનું ભવિષ્ય ખરાબ થતું બચી જઇ સકે છે ગુજરાત રાજ્ય માં આ વર્ષ engineer ઉપરાંત pharmacy, physio therapy, nursingBSC જેવા collage માં વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતા પ્રમાણ મા માંગવા મળતા આપણે ત્યાં ઘણી જ collage બંદ હોવાની સંભાવના છે

ને કારણે લોકોમાં આ માત્ર પ્રમાણ વધ્યું હોય હા covid ના લીધે આ answer જોવા મળે છે એક જ વિષય માં ત્રણ ત્રણ વિષય માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ પ્રમાણ માં વધી છે અને ત્રણ વિષય માં નાપાસ થવાથી આગળ ના આગળ ના વર્ષ માં મોકલવાનું આવતું નથી વિદ્યાર્થીઓને અને તેમના લીધે આ બોર્ડ ના ત્રણ વર્ષ ના નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પુરક પરીક્ષા આપવાની મંજુરી આપે તો ઘણી collage માં વિદ્યાર્થીઓ મળી રહેશે અને બંદ થવાની શક્યતા પણ ઘટી જશે સાચી વાત છે ચાલો હવે જોઈએ નીટ મા organic chemistry ના પ્રશ્નો વિદ્યાર્થીઓને કઈ રીતે મુન્જવીએ ભાવનગર માં ટોટલ એક સો સોળ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા નીટ માં નીટ ની પરીક્ષા દરમિયાન Netional testing agency દ્વારા રવિવારે બપોરે બે થી પાંચ વાગ્યા સુધી દેશભ્રમાંડ નીટ ની પરીક્ષા યોજાયી હતી જેમાં ભાવનગર શહેર માં ચૌદ center ખાતે આ કસોટી લેવામાં આવી હતી અને કુલ ત્રેપન્સો વિદ્યાર્થીઓ હતા તે પૈકી એક સો ચૌદ વિદ્યાર્થીઓ ગેરહાજર નોધાવ્યા હતા અને આજે તો ખાસ પપેર પાઠ્યપુસ્તક માં થી નીકળતા PVM સુપર રે આયોજન આવ્યું હતું તે પૈકી એક સો સોળ વિદ્યાર્થીઓ ગેરહાજર નોધાવ્યા હતા કે આ રીતે પાઠ્યપુસ્તક આ રીતે પપેર રહે નીટ ની પરીક્ષા માં સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક ઉપરાંત અન્ય publication જે ભણતર નો ભાર રહેતો હોય જે ભણતર નો ભાર વધારે સાથે કેટલીક tuition સંસ્થા પણ એવી છે

પાઠ્યપુસ્તક મા થી જો પૂરો પપેર નીકળતો હોય તો વિદ્યાર્થીઓ ને માત્ર એક જ પુસ્તક ઉપર નીર્ભારિત રેવું પડે છે બીજા બધા publication અને બીજા બધ reference book ની જરૂર પડતી નથી એટલે મને લાગે છે કે પાઠ્યપુસ્તક મા થી પપેર નીકળતું હોય તો વિદ્યાર્થીઓ જ ફાયદા માં છે સાચી વાત છ પરંતુ આ વખતે નીટ ની પરીક્ષા નું પશ્નપત્ર પૂર્ણ પણે પાઠ્યપુસ્તકમા થી નીકળતું જેથી વિદ્યાર્થીઓ એ સંપૂર્ણ મહેનત કરી હોય સારા ગુણ આવી શકે છે

જયારે પાઠ્યપુસ્તક માં થી નીટ નું પ્રશ્નપત્ર કાઢવામાં આવ્યું હતું ધોરણ અગિયાર અને બાર માં જે પાઠ્યપુસ્તક ભણવામા હતા ભણવામાં આવતા નથી એના માં ભણવામા આવે છે એ ખોટી પરંપરા પણ નીકળી જશે અને તેથી બેઠેલી બની શાળાઓ ના પછી પુસ્તક ભણાવા પડશે તેનો છેલ્લો લાભ વિદ્યાર્થીઓ ને જ થશે આજે લેવાયેલી નીટ ની પરીક્ષા અનુસંધાને વિશેની સ્થાન્તા ચડાવ્યા મુજબ ની ગુજરાતી માધ્યમની અને તેથી પ્રશ્નપત્ર ઈ six માં બોર્ડ ની પરીક્ષા ના પ્રશ્ન નંબર એક સો છત્રીસ અને એક સો આડત્રીસ માં ભૂલ નીકળી હતી તમને શુ લાગે છે આ ભૂલ ના કારણે વિદ્યાર્થીઓ ને નુકશાન થઇ શકે છે હા જો આ ભૂલ ધ્યાન માં લેવામાં આવે અને નોં ધ્યાન માં લેવામાં આવે તો ચોક્કસ નુકશાન થઇ શકે છે જ્યારે આ પેપર માં આવી રીતે ભૂલ નીકળતી હોય તો વિદ્યાર્થી હોય પરીક્ષા આપે અને જવાબ આપવા માટે એમને ભૂલ આવાની જ છે આ પરીક્ષા માં અગ્રેજી માં જવાબ મળી જાય તો તે પણ ગુજરાતી માધ્યમમાં ભૂલ જોવા મળી જતી

line નું level નુ journey શહેર માં હલુંડીયા ચોક નું શિશુ વિહારની આનંદ નગર અક્ષર વાડી circle થી આનંદ નગર તળાજુ જતાક નગર થી સુભાષ નગ circle થી મહિલા collage થી આનંદ નગર અને અન્ય ઉત્તર માં દ્રેમેજ

સુભાષ નગર દેરાસર વાળા ચાર રસ્તા ઉપરાંત અત્યંત ટ્ર traffic ફિક થતો હોય છે આ રોડ ઉપર બમ્પર કરવા speed breaker ના traffic signal ચાર હાજર સાલ પર કરવામાં આવે તે માટે અત્યંત આવશ્યક છે આ રોડ પર રોજ નો એક નાનો મોટો અકસ્માત થતો હોય છે તત્કાલ ધ્યાન આપવું જરૂરી છે અને પગલાં લેવા જરૂરી છે તમને શુ લગે છે કે speed breaker અન signal કરવાથી કેવા ફાયદા થઇ શકે છે speed breaker અને signal કરવાથી ફાયદા તો થઇ સકે છે વાહન ચાલકો વાહન ધીમે ચલાવશે પરંતુ એ speed breaker અને signal મુકવાથી વાહનો ધીમે ચાલસે તમને શુ લાગે છે speed breaker અને ફોલોવ કરશે બધા જો speed breaker નાખવા માં આવે તો ત્યાં લોકો ને એક speed ધીમી કરવી પડે છે ને તેથી અકસ્માત હોય તો અટકાવી શકાય છે

પરીક્ષા લેવા માટે form ભરવાની જાહેરાત કરી છે જેની છેલી તારીખ વીસ ને બે હાજર ત્રેવીસ છે અને મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર university દ્વારા લેવાયી BA સેમ ચાર નું પરીક્ષાનું પ્રમાણ જાહેર કરવાનું બાકી છે ATM કે BOuniversity ના વિદ્યાર્થીઓ form ભરી શકતા નથી તો વિશાળ વિદ્યાર્થીઓ ના હિત મા BEDsem four નું પરીક્ષા નુ પરિણામ તાત્કાલિત જાહેર કરવામાં આવે વિદ્યાર્થીઓ ટેગની form ભરી નોકરીમાં મેળવી શકે તો આકાશને તાત્કાલિત બીજી university દ્વારા કોડ મુજબ મહેબુબ ને in charge ગુણપત્તી સમક્ષ રજૂઆત કરી છે

CA ની institute ની ચુકન્યા ના કારણે પરીક્ષાઓની ગાઈડ માં ફેરફાર કર્યો CA ની foundation ની intermediate ફાઈનલ પરીક્ષા ની તારીખ CA ની institute ની ચુંટણી ના કારણે પાછી ઠેલાવાય છે જે મુજબ CA ની intermediate અને ફાઈનલ ની પરીક્ષા પહેલી જુલાઈ ના બદલે પંદર જુલાઈ થી લેવાશે જયારે CA મા foundation ની પરીક્ષા બે જુલાઈ ના બદલે સોળ જુલાઈ થી લેવાશે CA ની intermediate અને ફાઈનલ ની પરીક્ષા પંદર થી એકવીસ જુલાઈ દરમિયાન લેવાશે જયારે CA મા foundation ની પરીક્ષા માત્ર એક જ દિવસ સોળ જુલાઈ એ લેવાશે